આ એક પાર્લર સ પાર્લર ની અંદર બાલાજી ની વેફર સ તુલસી ની ને એ વેફર સ.

આ સોકરી લાલ કપડાં પેરલાસ લાલ કપડાંમ ડાન્સ કરે સ લાલ મસ્ત નીચે લાલ કલર ની ચાદર નાખેલી સ.

ઉપર બસ ઉપર સડે સે અન ચાર પાંચ જણા ઉતરવાનું કોસીસ કરે સ.

આજુ-બાજુ મોટી બિલ્ડિંગ સ બિલ્ડિંગ માં કામ ચાલુ સ કામ ચાલુ સ ખુરશીઓ પડી સ ઝાડવા ઘણા બધા સ.

મોટો બગીચો જેવુ આમા મેદાન જેવુ લાગે સે મેદાનમાં છોકરા રમવાનુ મેદાન સે એવુ લાગે સે અને મોટી-મોટી બો બિલ્ડિંગો સે .

આ એક ચાની દુકાન સ તંદૂરી ચાય વાળાની ચાયની દુકાન સે ચાય અગાડી એક છોકરો ઉભો સ ચાની--

બો મોટી નાવ જેવું લાગે સે નાવ બધા આજુબાજુ બધા ટેબલો કરેલા સે બધા લાલ પટ્ટો મારેલો સ.

આ એક શિવ-શક્તિ ફેક્ટરી સ ઘઉં દરવાની સ આ બાજુમાં કિરાણા સ્ટોર સે કિરાણા સ્ટોર મા --

બે એક્ટિવા પડી હે બાઈકો પડી બે અને એક મારુતિ સુઝુકી ની ગાડી પડી સ શોરૂમ સે મોટ્ટુ.